જાવામાં આઇએફ એલ્સે રચના પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું કંડીશનલ સ્ટેટમેંટો કંડીશનલ સ્ટેટમેંટોનાં પ્રકારો અને જાવા પ્રોગ્રામોમાં કંડીશનલ સ્ટેટમેંટોનો ઉપયોગ કેવી રીતે કરવો આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ આવૃત્તિ ૧૧૧૦ જેડીકે ૧૬ અને એક્લીપ્સ ૩૭૦ આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને આપેલને વાપરવાની જાણ હોવી જોઈએ જાવામાં એરિથમેટિક રિલેશનલ અને લોજિકલ ઓપરેટર્સ જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટનો સંદર્ભ લો
કંડીશનલ સ્ટેટમેન્ટસ તમારા કોડમાં વિવિધ નિર્ણયો માટે તમને જુદી જુદી ક્રિયાઓ કરવી પડી શકે છે
આવી પરિસ્થિતિમાં તમે કંડીશનલ સ્ટેટમેંટો વાપરી શકો છો
કંડીશનલ સ્ટેટમેંટ પ્રોગ્રામ એક્ઝેક્યુશનનાં પ્રવાહને નિયંત્રિત કરવામાં મદદ કરે છે
જાવામાં આપણી પાસે નીચે આપેલ કંડીશનલ સ્ટેટમેંટો છે આઇએફ સ્ટેટમેંટ ifએલ્સે સ્ટેટમેંટ ifએલ્સે આઇએફ સ્ટેટમેંટ નેસ્ટેડ આઇએફ સ્ટેટમેંટ સ્વિચ સ્ટેટમેંટ આ ટ્યુટોરીયલમાં આપણે આઇએફ ifએલ્સે અને ifએલ્સે આઇએફ સ્ટેટમેંટો વિશે વિગતમાં શીખીશું
આઇએફ સ્ટેટમેંટ કંડીશન પર આધારિત સ્ટેટમેંટોનાં બ્લોકને એક્ઝેક્યુટ કરવામાં આનો ઉપયોગ થાય છે
આને સિંગલ કંડીશનલ સ્ટેટમેંટ કહેવાય છે
આઇએફ સ્ટેટમેંટ માટે સીન્ટેક્ષ આઇએફ સ્ટેટમેંટ માં જો કંડીશન ટ્રૂ હોય તો બ્લોક એક્ઝેક્યુટ થાય છે
જો કંડીશન ફળસે હોય તો બ્લોકની અવગણનાં થાય છે અને તે એક્ઝેક્યુટ થતું નથી
હવે ચાલો સમજવા માટે એક ઉદાહરણ જોઈએ કે કેવી રીતે ઇફ સ્ટેટમેંટને વાપરી શકાય છે
એક્લીપ્સ પર જઈએ
વ્યક્તિ નાની વયનો છે કે નહી એ ઓળખવા માટેનો એક પ્રોગ્રામ લખીએ
મેં પહેલાથી જ એક પર્સન ક્લાસ બનાવ્યો છે
હવે મેઈન મેથડ અંદર ચાલો ઇન્ટ ટાઈપનું વેરીએબલ એજીઇ જાહેર કરીએ
તો મેઈન મેથડ અંદર ટાઈપ કરો ઇન્ટ એજીઇ ઇકવલ ટુ ૨૦ અર્ધવિરામ
હવે આપણે નીચે આપ્યા મુજબ આઇએફ સ્ટેટમેંટ લખીશું પછીની લાઈનમાં આઇએફ કૌંસમાં એજીઇ ૨૧ ખુલ્લો કર્લી કૌંસ
એન્ટર દબાવો અહીં આપણે તપાસ કરી રહ્યા છીએ કે ઉંમર ૨૧ કરતા નાની છે કે નહી
કૌંસની અંદર જે કઈ પણ છે તે આઇએફ બ્લોક સાથે સંબંધિત છે
તો કૌંસની અંદર ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં થે પર્સન ઇસ માઇનર અર્ધવિરામ
અહીં જો ઉંમર ૨૧ કરતા નાની છે તો થે પર્સન ઇસ માઇનર દ્રશ્યમાન થશે
તો ફાઈલને સંગ્રહીત કરી રન કરો
આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે
થે પર્સન ઇસ માઇનર આ કિસ્સામાં વ્યક્તિની ઉંમર ૨૦ છે જે ૨૧ કરતા નાની છે
તેથી આપણને આઉટપુટ થે પર્સન ઇસ માઇનર તરીકે મળ્યું
હવે આપણે ifએલ્સે સ્ટેટમેંટ વિશે શીખીશું
ifએલ્સે સ્ટેટમેંટ નો ઉપયોગ વૈકલ્પિક સ્ટેટમેંટોને એક્ઝેક્યુટ કરવા માટે થાય છે
આ સિંગલ કંડીશન પર આધારિત છે
ચાલો ifએલ્સે સ્ટેટમેંટ લખવા માટેની સીન્ટેક્ષ જોઈએ
જો કંડીશન ટ્રૂ હોય છે તો સ્ટેટમેંટ અથવા કોડનું બ્લોક એક્ઝેક્યુટ થાય છે
નહી તો આ બીજા સ્ટેટમેંટને અથવા કોડનાં બ્લોકને એક્ઝેક્યુટ કરે છે
આપણે હવે જોઈશું કે ifએલ્સે સ્ટેટમેંટ પ્રોગ્રામમાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે
તો ચાલો એક્લીપ્સ પર જઈએ
હવે આપણે વ્યક્તિ નાનો છે અથવા મોટો છે તે ઓળખવા માટેનો એક પ્રોગ્રામ લખીશું
તો મેઈન મેથડ અંદર ટાઈપ કરો ઇન્ટ એજીઇ ઇકવલ ટુ ૨૫ ત્યારબાદ આઇએફ કૌંસની અંદર એજીઇ ગ્રેટર ધેન ૨૧ કર્લી કૌંસની અંદર ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસમાં થે પર્સન ઇસ મજોર
ત્યારબાદ ટાઈપ કરો પછીની લાઈનમાં એલ્સે કર્લી કૌંસની અંદર ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નની અંદર થે પર્સન ઇસ માઇનર અર્ધવિરામ
અહીં જો ઉંમર ૨૧ કરતા નાની હોય તો થે પર્સન ઇસ માઇનર દ્રશ્યમાન થશે
નહી તો થે પર્સન ઇસ મજોર દ્રશ્યમાન થશે
તો હવે ચાલો પ્રોગ્રામને સંગ્રહીત કરીને રન કરીએ
આપણને આઉટપુટ મળે છે થે પર્સન ઇસ મજોર અહીં વ્યક્તિની ઉંમર ૨૫ છે જે ૨૧ કરતા મોટી છે
એટલા માટે પ્રોગ્રામ આઉટપુટ થે પર્સન ઇસ મજોર તરીકે દર્શાવે છે
IfElse આઇએફ સ્ટેટમેંટ સ્ટેટમેંટોનાં વિવિધ સમૂહને એક્ઝેક્યુટ કરવા માટે ઉપયોગમાં આવે છે
આ આપેલ બે કંડીશનો પર આધારિત છે
તમારી જરૂર મુજબ તમે વધારે કંડીશનો પણ ઉમેરી શકો છો
આને બ્રાન્ચિંગ અથવા ડિસાઇઝન મેકિંગ સ્ટેટમેન્ટ પણ કહેવાય છે
હવે ચાલો આપણે IfElse આઇએફ સ્ટેટમેંટ લખવા માટેની સીન્ટેક્ષ જોઈએ
આઇએફ સ્ટેટમેંટ શરૂઆતમાં કન્ડિશન 1 માટે તપાસ કરે છે
જો કન્ડિશન 1 ટ્રૂ હોય તો તે સ્ટેટમેંટ અથવા બ્લોક કોડ ને એક્ઝેક્યુટ કરે છે
નહી તો તે ફરીથી કન્ડિશન 2 માટે તપાસ કરે છે
જો કન્ડિશન 2 ટ્રૂ હોય તો તે સ્ટેટમેંટ અથવા બ્લોક ૨ ને એક્ઝેક્યુટ કરે છે
નહી તો તે સ્ટેટમેન્ટ 3 અથવા બ્લોક કોડ ૩ ને એક્ઝેક્યુટ કરે છે
આ રીતે આપણે IfElse બ્લોક દ્વારા કોડને લંબાવી શકીએ છીએ
આ બ્લોકો બહુવિધ કંડીશનો ધરાવી શકે છે
જ્યાં સુધી તે ટ્રૂ કંડીશન શોધી લેતો નથી અનુરૂપ કોડ એક્ઝેક્યુટ થશે
જો તમામ કંડીશનો ફળસે હોય તો તે અંતિમ એલ્સે ભાગને એક્ઝેક્યુટ કરશે
આપણે જોઈશું કે કેવી રીતે IfElse આઇએફ સ્ટેટમેંટ નો પ્રોગ્રામમાં ઉપયોગ કરી શકાય
તો એક્લીપ્સ પર જઈએ
મેં પહેલાથી જ સ્ટુડન્ટ નામનો ક્લાસ બનાવ્યો છે
ચાલો વિદ્યાર્થીનાં ગ્રેડ ઓળખવા માટેનો પ્રોગ્રામ લખીએ
આ કુલ સ્કોર ટકાવારી પર આધાર રાખી કરાય છે
તો મેઇન મેથડ અંદર ટાઈપ કરો ઇન્ટ સ્પેસ ટેસ્ટસ્કોર ઇકવલ ટુ 70 અર્ધવિરામ
ટેસ્ટસ્કોર નામનું ઇનપુટ વેરીએબલ કુલ સ્કોર ટકાવારીને મેળવવા માટે ઉપયોગમાં આવે છે
પછીની લાઈનમાં ટાઈપ કરો આઇએફ કૌંસમાં ટેસ્ટસ્કોર લેસ ધેન 35 કર્લી કૌંસમાં સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં સી ગ્રેડ અર્ધવિરામ
જો ટેસ્ટસ્કોર ૩૫ કરતા ઓછો હોય તો પ્રોગ્રામ સી ગ્રેડ દર્શાવે છે
પછીની લાઈનમાં એલ્સે ટાઈપ કરો પછીની લાઈનમાં ટાઈપ કરો આઇએફ કૌંસમાં ટેસ્ટસ્કોર ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ ૩૫ એન્ડ ટેસ્ટસ્કોર લેસ ધેન ઓર ઇકવલ ટુ ૬૦
સંપૂર્ણ કંડીશનને કૌંસમાં મુકો ખુલ્લો કર્લી કૌંસ એન્ટર દબાવો ટાઈપ કરો સિસ્ટમ ડોટ પ્રિન્ટલન કૌંસમાં બી ગ્રેડ અર્ધવિરામ અહીં પ્રોગ્રામ એલ્સે આઇએફ ભાગમાં બીજી કંડીશન માટે તપાસ કરશે
જો ટેસ્ટસ્કોર ૩૫ અને ૬૦ ની વચ્ચે હોય તો પ્રોગ્રામ બી ગ્રેડ દર્શાવે છે
પછીની લાઈનમાં ટાઈપ કરો એલ્સે કૌંસમાં ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં એ ગ્રેડ અર્ધવિરામ
તો અંતે જો બંને કંડીશનો ફળસે હોય તો પ્રોગ્રામ એ ગ્રેડ દર્શાવે છે
હવે ચાલો આ કોડને સંગ્રહીત કરીને રન કરીએ
આપણને આઉટપુટ એ ગ્રેડ તરીકે મળે છે આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીનો ટેસ્ટસ્કોર ૭૦ છે
તેથી આઉટપુટ એ ગ્રેડ તરીકે દેખાશે
હવે ચાલો ટેસ્ટસ્કોર ને ૫૫ માં બદલીએ
હવે પ્રોગ્રામને સંગ્રહીત કરી રન કરો
આ કિસ્સામાં આઉટપુટ બી ગ્રેડ તરીકે દેખાશે
આપણે કંડીશનોની સંખ્યાને પણ વધારી શકીએ છીએ
ચાલો બી ગ્રેડ આઉટપુટ ભાગ પછી વધુ એક કંડીશન ઉમેરીએ
તો અહીં ટાઈપ કરો એલ્સે પછીની લાઈનમાં આઇએફ કૌંસમાં ટેસ્ટસ્કોર ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ ૬૦ એન્ડ ટેસ્ટસ્કોર લેસ ધેન ઓર ઇકવલ ટુ ૭૦
ખુલ્લો કર્લી કૌંસ એન્ટર દબાવો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં ઓ ગ્રેડ અર્ધવિરામ
અહીં જો ટેસ્ટસ્કોર ૬૦ અને ૭૦ ની વચ્ચે છે તો પ્રોગ્રામ ઓ ગ્રેડ દર્શાવશે
હવે વિદ્યાર્થીનાં ટેસ્ટસ્કોર ને ૭૦ માં બદલો
હવે ફાઈલને સંગ્રહીત કરી રન કરો
આપણને આઉટપુટ નીચે આપેલ પ્રમાણે મળે છે
પ્રોગ્રામ ઓ ગ્રેડ તરીકે આઉટપુટ દર્શાવશે
આ એ ગ્રેડ નથી જેમ પહેલાં દર્શાવ્યું હતું
૭૦ કરતા મોટા ટેસ્ટસ્કોર માટે પ્રોગ્રામ એ ગ્રેડ દર્શાવશે
કોડ કરતી વખતે કંડીશનલ સ્ટ્રક્ચર160 સ્ટેટમેંટને સમાપ્ત કરતી વખતે હમેશા અર્ધવિરામ ઉમેરવાનું યાદ રાખો
પરંતુ કંડીશન પછી અર્ધવિરામને ઉમેરવું નહી
કર્લી કૌંસમાં કોડનાં બ્લોકને ઉમેરો કર્લી કૌંસ વૈકલ્પિક છે જો બ્લોક એક જ સ્ટેટમેંટ ધરાવે છે
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં આપણે કંડીશનલ સ્ટેટમેંટો સમજાવ્યા કંડીશનલ સ્ટેટમેંટોનાં પ્રકારોને યાદીબદ્ધ કર્યા જાવા પ્રોગ્રામમાં આઇએફ ifએલ્સે અને ifએલ્સે આઇએફ કંડીશનલ સ્ટેટમેંટો વાપર્યા
હવે કંડીશનલ સ્ટેટમેંટો આઇએફ ifએલ્સે અને ifએલ્સે આઇએફ વાપરીને જાવા પ્રોગ્રામ લખવા પર એક એસાઇનમેંટ લો
આઇએફ સ્ટેટમેંટ વાપરીને બે વેલ્યુઓની સરખામણી કરતો જાવા પ્રોગ્રામ લખો
આપેલ ક્રમાંક એકી છે કે બેકી છે તે તપાસ કરતો જાવા પ્રોગ્રામ લખો
સંકેત ifએલ્સે સ્ટેટમેંટ વાપરો
ત્રણ ક્રમાંકોમાંથી સૌથી મોટો ક્રમાંક શોધવા માટેનો જાવા પ્રોગ્રામ લખો
સંકેત ifએલ્સે આઇએફ સ્ટેટમેંટ વાપરો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
જોડાવા બદ્દલ આભાર